કોઈ કોઈ કોઈને કોઈ ખબર ના હોય કોઈને કોઈ ખબર ના હોય

બસ શાંતિ હે હવે તો શું કરે છે આ તેડયો માર તેડયો અએ ઘેર રહે

એટલે અમારી ભાઈ વાડી ના ના તમાર તેડી મોજ્વાળી જલસા કર્યા હતા એવું એમ ફરવા બરવા લઇ જાવ બયડા ના છોકરા ને

બે ને ફરવા લઇ જવાનું એ બરોબર એયીએય બબડા ફરી આપને જવા થયું એવું એમ હા બયડા ના છોકરા ને ફરવો નાં ને બિન્દાસ જલસા કરો આવ હવ જલસા જ કરું એમ કોઈ PLAN કરો

plan વલાન બનાવો તો હા હવે એજ વિચારું હવ હવે હવે એ ને બે વર્ષ પછી વિદેશ ની trip માર્યીયે બસ ઓં હો વિદેશ માં જાઉં ઈમ તમે હોંગ કોંગ ની trip માર્યીયે હમણાં ખબર હોંગ કોંગ નું હું આયુ આહ હોંગ કોંગ એના પાંચ લાખ customer મતલબ પાંચ લાખ ટીકીટ ફ્રી આલે મારું માનતો હોય તો થઈલેન્ડ જતો રેહ થઈલેન્ડ એમતો ચાલે પણ એ તો ભાઈ અપ્પને દોસ્ત જયી આવે ત ચાલે એ family થી ના જવાયે હા હા એ family હાથે ના જવાયે ત્યાં આગળ બધું થાય એટલે આપને family ના જવાય ન ના એવી જગહ ખુલવાની મજા ગોળા કાપી ગયી જીવન માં જલસા જ કરવાના ના એ બધા હોય એક વાર ભેળા થયા ને તો થઈલેન્ડ વિચાર કરશું ના અર્જુન કેહતો હતો મારે જવાનું છે થઈલેન્ડ એવું એમ

અર્જુન ને દુબઈ મોક્લીયું હતું દુબઈ જાવું છે

આહ હબીબી come to dubai આહ હબીબી come to dubai મોકલો મોકલો dubai જાય ને પેસા કમાશે

એ ધીરો છે કે નોકરી નું setting કરી એવું કરી આલ્સે

હાચી વાત એ પેસા ના હોય ને કાય થાય ભી ના કોઈ કોઈ ના થયે હમ પેસા કમાવા જરૂરી હે ભાઈ ખુબ પેસા કમાવા ગયો હવે આતો કમાતા નહી તો પણ બાપો ફરવા લઇ જાય બાપા ના પેસે તો ફરી વિચાર તો આવે આપડે મોટા થઇ ને કોઈક કરશું તો શન કરી સખીતું

તો પછી

હા રેડ ભાઈ મુકું હવે શાંતિ હા આત્મા નમસ્કાર હા નમસ્તે sir થી ગોપાલ આપ બોલ વાત કરી રહ્યો છુ. હા sir મારું નામ ગોપાલભાઈ છે.

હા અમે અમદાવાદથી વાત કરી રહ્યા છીએ. અમદાવાદમાં ફરવાની યાર બવું મજા આવે યાર સારી સારી જગ્યા છે બધી

અરે યાર અમે તો ફરવામાં તો એવું છે કે અમે તો જો એક તો મેં શું શું દેખેલું છે તમને કહું અમદાવાદમાં, એક તો આપણે science science city science city દેખેલી science city દેખેલી છે. ઠીક છે એની સાથે આપણે જે science city ની અંદર જે picture આવે છે એ જબરજસ્ત આવે છે જે three D picture વખણાતું હશે તમને ખ્યાલ હોય તો.

અરે બધું બધું બધું totally બધું મળી જાય તમને અરે picture અરે picture માં અમે છેલ્લે જરૂર પેલો જીવતો હોય છે harry potter જોયું હતું અમે. number one number number one છે બાકી એમાં theater જે છે ને science city number one ગણાય એમાં. અરે બહુ મજા અરે બહુ મજા આવે બહુ સરસ city science city બનાવી છે એમાં મજા આવી જાય આપણને એની અંદર શું તમને ગણુ બધી activity પણ રહે તમે એક ticket આવે છે કે એક પિસ્તાલીસ કે પચાસ રુપિયા અત્યારે તો ખબર નહિ વધી ગયી હશે. પચાસ રૂપિયા એટલે તમને અંદર બેસાડે તમને એવું લાગે કે હું જ પેલા ઉપર આપણે શું કહેવાય અપને ગ્રહ નથી ફરતા બધા એની આજુ બાજુ માંથી ફરતો હોય એવું લાગે તમને એવી effect કરાવે એમ.

science city માં હું જો ને બે ત્રણ વખત ગયો છુ. નજીક એટલે અમારાથી જો ને પંદર સત્તર સત્તર કિલોમીટર થાય ઘરથી આપણે.

ના science city માં એવા picture નથી આવતા અવતાર ને એવા બધા science city માં નથી આવતા હમ science city માં ને science city માં અત્યારે એક નવું આવ્યું છે જે આપણે અંદરથી આમ જઈએ ને તો બધી અલગ અલગ જાતની બધી માછલીઓ દેખાય તમને તમે દરિયાની અંદર જ બનાવ્યું છે આપણે. જેમ કે પાણી પાણીની અંદર વચ્ચે તમે જાઓને એટલે તમને એવું લાગે તમારી ઉપર આજુ બાજુમાં બધી કાચની systems એવી ગોઠવેલી છે. જે કાચની systems માં શું છે sir આહ

એ નવું બન્યું છે હમણા પાછુ દત્તને હમણાં મહિનો મહિનો થયો મહિના પહેલા ગયો હતો ના હું નહતો ગયો એ અને એ એનો ભાઈબંધ ગયો હતો.

કેમ નહિ યાર એવું આપણે pizza ખાવાની ઈચ્છા છે યાર pizza ખાવા જવું છે. pizza ખાવા જવું છે pizza ખાવાની મજા આવેને યાર. હા દત્ત આપણે કયો pizza ખાવાનો છે આપણે બસો સત્તર રૂપિયામાં પતી જાય આપણે એક તો આપણે જો એક તો આપણે onion ખાઈ લેવાનો એક tomato ખાઈ લેવાનો અને golden golden corn કરીને આવે છે. જે આપણે પેલું મકાઈ આવે ને મકાઈ હા એના પેલા ખબર છે ટુકડા આવે છે? હા એ નાખી ને આપે એ મજા આવે ખાવાની અને એક margherita margherita મોંઘો પડી જાય પણ હમ marge~ margherita margherita મોઘો પડી જાય.

હા એ તો unlimited માં તો પછી વધારે જ charges લાગે ને unlimited માં કેટલા બસો સીતેર બસો પચાસ એ રીતના હોય છે. અને એ unlimited વાળું તમને રાત્રે જ મળે દિવસે ના બપોરે ના મળે.

દત્ત સાંજે આવે છે પણ દત્તનો મેળ પડતો નથી એમે. હું દત્ત આવેને એટલે અમે જઈએ ભાઈ અહીંયા મંગળવાર મંગળવારની રજા હોયને એટલે સોમવારે એ એમ કે ગોપાલભાઈ ચાલો આપણે જતા આવીએ તો આપણે જતા આવીએ. હા કેમ કે already કેમ કે આની પહેલા એમાં દત્તને અને મારે શું છે ખબર છે? પૈસામાં કે એ પૈસામાં એવું છે કે એ મને આપી દે ત્રણસો ચારસો રૂપિયા પછી કઈ recharge બીચાર્જ કરી દઉંને એટલે એના પૈસા મારા પાસે જમા હોય. હા એટલે આ કહે કે ભાઈ ગોપાલભાઈ ચલો જાવું છે તો મે કીધું ચાલો જઈએ એની ઈચ્છા પડે ત્યારે જઈએ મંગળવારે તો એને મંગળવારે ઉપવાસ હોય એટલે પછી એ સોમવારે કહી દે મને. પણ હમણાંથી તો હમણાં તો મારો બેટો એકલો એકલો નાસ્તો કરીને આવતો રહે. હવે તો કહેતો જ નહિ. ના ના ના કઈ અનબન તો કઈ નથી થઇ. અનબન કઈ નથી હમણાં એની થોડી position tight ચાલે છે એના કારણે હા position થોડી tight થઇ ગઈ છે. એને ખર્ચા વધારે આવ્યા છે એના કારણે. ખર્ચામાં કઈંક એના મમ્મીને કઈંક આહ પેલું કરાવ્યું હતું આપણે કે એની મમ્મીને કઈંક દવાઓ કરાવી હતી કઈંક તકલીફ થઇ ગઈ હતી ને એમને. હા ત્રણ ત્રણ ત્રણ પાંચ હજાર રૂપિયા કહે કે મારે વપરાઈ ગયા કે એમાં ખોટા. હા એટલે જ ને પાંચ હજાર ખર્ચામાં ઉપર નીચે થઇ ગયા.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

હા હા, હા ચાર વાગ્યા અત્યારે ક્યાં કરે છે? અત્યારે નોકરી નથી કરતો કોઈ એક જ single time કરે છે. એ તો પણ પાછો લાગી જાશેને interview આપ્યું છે એને. એ કઈક એવું કહેતો હતો મને કે અમારે છે ને એક personal એના બધા કામ છે ને પેલા આપણે pan card ના ને એ બધા એ બધા pending કામ પડ્યા છે એ પતાવે છે. એટલે એ તો પાછો લાગી જશે હમણાં અઠવાડિયા પછી પાછો હતો ત્યાં જતો રહેવાનો છે. એ તો ખાલી દસ દિવસની એને એ લોકોને process બંધ થઇ ગઈ હતીને. એ લોકોની process બંધ થઇ ગઈ હતી એના કારણે. હમ હમ હમ એને શું છે અત્યારે ગાડીની જરૂર છે એ ગાડી ગાડી કરતો હોય છે વારેઘડીએ ગાડી જોઈએ છે મારે હવે હા પણ એતો હવે એના ખર્ચા કેટલા આવતા હતા. હું અહીંયા હતો તોય એને ચાર વખત તો પંચર પડી ગયા હતા.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

તમારા શું થયુ હતું તમારે શું થયું હતું તો તમે મને જણા અલગ થઇ ગયા history તો history તો કહો.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

ઓહો હો હો તો તારી પર હાથ ઉપાડી દીધો પછી?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

પણ એ આમ પણ આમ તો દિલદાર છે યાર દત્ત કઈ એવું નથી હે? હા એટલે પૈસાની મેં પૈસાની ગણતરી તો રાખવી મારી પાસેથી જો સો રૂપિયા પચાસ રૂપિયા લેતો હોય તો હું ગણતરી તો રાખુ કે ભાઈ ચા-બા મંગાવે તો હું કહું દઉં કે ભાઈ ચાલો સીતેર થયા પંચોતેર થયા ઠીક છે જેમ કે અત્યારે હે હા હા હા તો તમે નીકાળો તમે નિકાળો હું નીકાળું એમ કોઈ भी નીકાળે?

હા હા આપણે ત્યાં ગયા હતા ત્યાં મસ્ત ચા હતી ને સરસ ચા બનાવી અમે low garden પરિમલ આપણે હા એ VSVS માં VS માં મજા આવે.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

હા હા હા હા હા અચ્છા અચ્છા અચ્છા હા હા હા હા તો જો હા જ તો રાખવા જ પડે ને પૈસા વગર તો યાર હા setting તો રાખવું જ પડે યાર અત્યારે અત્યારના જમાનામાં setting તો યાર પૈસાનું.

હા હા હા હા તો પચાસ પચાસ રૂપિયા કાઢવા પડે. એટલે એમાં જો એમાં એવું કરે છે હું અને દત્ત જમવા જઈએ ને ક્યાંય pizza bizza ખાવા જઈએ ને તો પૈસા payment તો દત્ત જ કરી દે એ મને અને મને એવું કે ભાઈ તું રાખજે આપણે ચા પાણીમાં

હા હા હા એવું ના હોય પૈસા તો યાર પૈસા તો નીકાળવા પડે જો સમજીને નીકાળવા પડે હું તો કઉ છું તો જ તમારો સબંધ રહે બાકી કઈ નહીં.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

તો પહેલા પાંચ રૂપિયા લેતા હતા હવે દસ રૂપિયાથી નીચે અપાતા નહિ કોઈને ચા એટલે એની ચા બંધ કર દીધી પેલાની જ લેવું છું યાર હા કર્ણાવતી કર્ણાવતી કર્ણાવતીની સારી હોય છે સારી બનાવે છે ચા. મજા આવે હા એકદમ રગડા જેવી ચા બનાવે છે.

હા હા હા હા હા

હા એતો એમાં હા હા એમાં એવું છે નમકીનમાં તો જો હું લાવ્યો હતો કંઈક ચાર પડીકા લાવ્યો હતો આમ તો હું અહીંયા ઓછો નાસ્તો કરું છું નીચે જ કરી લઉ છું. કેમ કે અહીંયા શું એક તો અહીંયા લાવાનું પછી અહીંયા જોવાનું વળી કોઈક દેખે તો ખોટી મગજમારી કરે એના કારણે હા એટલે હું પછી નીચે જ નાસ્તો બાસ્તો કરી લઉં પફ કે દાબેલી કે પછી પૌવા. કે મસ્કાબન એવું કઈક ને કઈક ખાઈ લઉં. હમ હમ હમ હમ હમ હમ હા હા હા અચ્છા હા હા પેલો સામે વાળો આપણે સામે વાળો ને હા એ સારી પાણીપુરી પેલા પેલા ના ત્યાં પીધીને તો મને શું કહે ખબર છે દસ રૂપિયાની કેટલી તો દસ રૂપિયાની ત્રણ જ આવશે કે ત્રણ જ ત્રણ ને શું કરવાનું?

અને કોરી પણ આપશે એક બે ત્રણ. હા એની પાસે અલગ અલગ હા એની પાસે અલગ અલગ flavour હોય છે બધી હા અલગ અલગ flavour હોય છે એમાં એની હા હા હા હા હા હા અચ્છા અચ્છા હા હા કાલે કાલે કાલે તને ખ્યાલ હતોને આપણે કેટલું કર્યુ છે સાત ને કેટલું કર્યુ સાત પાંત્રીસ કર્યુ તું મેં સાત પાંત્રીસ કેમ કે break હતો ઈ તો કરવો જ પડે ને મારે એક કલાક આ લોકો કહેતા હતા હમ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

હા અને રજનીગંધાય ચાલુ કરી છે હે? ઈલાયચી તો હું ખાઉં છું ઈલાયચી તો મને શોખીન છે ભાઈ પહેલા પહેલાથી ને જ શોખ છે. ઈલાયચી અને લવિંગ. એ કેના કારણ એ હું ખઉ છું કે આ યાર આ શું પેલું તમ્બાકુ ખાઉં છું ને હું એટલે તમ્બાકુ ખાઉંને એટલે એમાં શું છે એમાં આ ઓછુ ખવાયને તમ્બાકુ એના કારણે. હા હા એટલે એના કારણે બંધ કરવું છે પણ હારું બંધ થતું નહીં હારું. ના એતો સારું છે આખા એ તો બે ટેવ રાખવી ત્રણ ટેવ રાખવી એક તો ખાવાપીવાની રાખવાની અને એક કપડાની રાખવાની અને બારે ફરવા જવાની રાખવાની મને આ ત્રણ છે. શોખ છે ખાવા, પીવાનો અને ફરવા જવાનો બસ. છોટુ હેડ હેડ આપણે એક દિવસ આપણે કાંકરિયા ફરતા આવીએ આપણે મજા આવશે.

હમ હમ હમ હમ હમ હમ હમ હા હા હા

હા અત્યારે કઈક free માં ચાલે છે.